આ ફોટો નદી ક્યાં તો તળાવનો જોવા મળી રહ્યો છે.

જેથી કિનારા પરના ઝાડ પણ ફોટા માં આવી ગયા છે.

તળાવમાં કમળના ફૂલ લાગેલા જોવા મળી રહ્યા છે.

આ ફોટા માં ખૂબ મજાના પ્લાસ્ટિક ના ટેન્ટ જોવા મળી રહ્યા છે.

જેના ગેટ ઉપર અર્ વેલકમ નું પોસ્ટર લગાવવામાં આવ્યું છે.

પતરાના શેડ ની વચ્ચે એક ટ્રાન્સપરેટ પતરું છે.

આ દુકાનમાં ઘણા બધા ફરસાનનું પણ ખા ખાવાનું મૂકવામાં આવ્યું છે.

જેનું નામ નેશનલ યુનિયન ઓફ સેક્રેન્સ ઓફ ઇન્ડિયા છે.

મંદિરમાં કુલ દસ ફોટા લટકાવવામાં આવ્યા છે.

જ્યાં ઘણી બધી વેરાઈટી ઈના નાસ્તાનું બોર્ડ મારવામાં આવ્યું છે.

પાણીપુરી ચાટ આઈટમ ઘણી-ઘણી વે વેરાઈટી ના બોર્ડ છે.

આ સલુન ના અહ ઉપર બલૂન પણ જોવા મળી રહ્યા છે.